બરાબર છે યાર આમ તો સારું કેવાય સત્તાવીસ હજાર કોણ આપે ઘરે બેઠા બેઠા

હા પાક્કું યાર મળવું જ પડશે અને કરવું બી છે બરોબર તો પ્રજ્ઞેશના marriage માં આપડે મળી લઈએ અને મતલબ પ્રજ્ઞેશને આપડે જે પેલી gift આપવાની હતી ને એનુંય કોક કરીએ ચલ હા એ તો gift તો લાઇ દઈશું એમાં તો કોઈ issue નઈ બરાબર છે

સારું હેડ તો તું મળીએ આપડે પ્રજ્ઞેશના marriage માં ઠીક છે

હા બોલો બોલો હવે food delivering ની કઈક વાત કરેલી શું શું કર્યું swiggy માંથી?

અમ નિકુલ ની birthday ગઈ anniversary હતી હ હ હ આહ chinese પછી burger ને એવું બધુ હતું પાવભાજી છે કઈ જમવાનું હતું.

હા swiggy ની service સારી છે delivery પણ સારી એમ બઉ આહ હા time મા time to time થઈ જાય હાચ્ચી વાત service સારી છે પછી પછી આ pizza વાળાની હા Dominos હા Dominos ની pizza પણ મગાવ્યાં હતા.

હા સાથે જ ચાલ્યા ગયા. પછી સારું છે processing બધાની સારી છે એમ food delivery વાળા હા complete હા

હમ હા બોલે નહીં એતા complete આમ ભૂલી જાય હાચી વાત આય આવે શું હાચી વાત આપણામા આવી જાય હમ એવું હોય તો હમ full delivery બંધ કરીશું hotel મા મંગાવી લઈશું જમવાનું હા hotel hotel મા જમવા જઈશું એવું હોય તો ક્યાંક પછી hotel મા જે ખાવું હોય તે hotel માંથી delivery કરીશું ત્યાં અહી આવી જશે location આપીશું તો આવી જાએ hotel ઉપર કઈ ના ના હા હા હા કઈ એકતા હા એકતા એકતા એકતા એકતા hotel હા ગુજરાતી, પંજાબી છે આહ હમ ત્યાં શું હોય ગુજરાતી થાળીનું પણ શું હોય?

હા ત્યાં જમવા ગયા હતા સારું છે એનું બધુ facility ને એવું બધુ અને delivery ભી સારી છે. કોણા જેવુ swiggy જેવુ અચ્છા

હા કરાયા હોએ

હમ processing હોય એમ food delivery ઠડું થઈ ગયું ને એવું બધુ કે ખખડાયેલો આમ

હા agency આપીને સાચી વાત કરે કરે એતો પછી બધુંય જે બનાવે એના પર પણ depend થાય એમા કંઈક એમનો વાંક ના હોય ને.

હમ અમ એમને તો ખાલી delivery જ કરવાની હોય ને એમનો વાંક તો કઈ હોય જ નહીં હા એમનો વાંક જ ના હોય ને તો પછી હમ હા તેમને જ complete કરવાની હોય ને food અમ

હા deliver કરવાનું home delivery નું

હમ હા બધાય ગમે નહીં હા swiggy હોય book કરાય છે.

હમ પછી

ઓય રાત્રે એ તો ice cream ને એ મંગાવ્યું હતું એ ને

હા એને પણ order આવે જ છે ને એને order zomato નું કર્યું છે હમ હમ હા થેપલા છે હમ પછી વડાપાવ છે એ બધુ સારું આવે છે. હમ હમ હમ પછી zomato વાળાને પછી પેલા ભાવેશભાઈ જોડે છે સાઈ વાળા manchurian છે chinese છે noodles છે એમનું પણ સારું આવે છે. delivery પણ join કરી છે ને હમણાં હા દરરોજ ને દરરોજ નું બધુ હા fresh હોય ત્યાંનું સારું હમ એક હમ હા હા પછી ખબર આપણે હા હા હા પછી આપણે દિલ્લી દરબારમા ગયા હતા ખબર ત્યાં ગયા હતા શું કર્યું હતું તમને ખબર ના ના તમે જેમ બાજુ જમ્યા ત્યાં અને છેલે bill ભરવાનું થયું ત્યારે ઘટાડીયા હતા તો

હમ delivery મંગાવી હોવે હોવે હોવે return કરાવેલું હા

હા એ હા એ તો તમે પછી bill ના આપ્યું એટલે એને return કરાવ્યો કે જે હતા ના એ તો જયરાજ કહે food delivery ના આલે તો હું આલુ કે મંગાવ કે નતર કે નહીં કે એટલે cancel કરેલ

શું મંગાયું થું હમ હોવે હોવે કરાવે તો હોવે હોવે પેલો કેહ કે ગરમ થયેલો

એતો માથેજ પડે ને તો order cancel થાય તો તમને કેઓ પાછો return ના કરાય હોએ

ના એ તો પછી agency હોએ એને માથે આવે ને બધું અમને ના આવે કાંઈ delivery boy હ હ એ તો zomato ની service પહેલું delivery cycle ઉપર આવે ને એટલે બગડી જાએ હ હ પછી હ હ હ હ ના service service charge આપે ને service charge આપે ને હમ હમ એક બી દસ વિસ રૂપિયા અચ્છા

અ હવે food delivery ની કેવું છે ખબર હવે cycle વાળું થઈ ગયું આ Zomato જેની ઉમર નાની હોએ ને એ લોકો આહ એ અ આહ ના હોએ એ food delivery માં cycle ઉપર ને એવું બધું deliver કરે એવું છે કે એક સ હા રોજગારી મળે છે એટલે સારું અને કઈ થાય પણ એવું માથા કુટ ને એવું પણ change નહીં અને પાંચ kilometer ની અંદર range ની અંદર અજ આપે આમ order એમને હ હ અને delivery પણ બહું સારી હવે થઈ ગઈ છે હ અને સારું પણ બધાં નું આવે છે આમ હમ પેહલા કરતા હવે સારું થઈ ગયું છે ને શુધરી ગયું છે પેહલા પેહલા સવ વચ્ચે હમણાં બગડી ગયું થું

full હા બહું કામ આવ્યું થું બાર નતા નીકળવા દેતા કોઈ હાચી વાત છે હા swiggy વાળા હાજી વાત અ પછી આપડે ખબર છે pizza હું થી મંગાયું થું આપડે શું મંગાયું થું

ઓએ હા હા hotel વાળા નો વાક હોએ ને આપડે પછી food delivery નું વાક કાળે એને હ હ પછી આપડે એનું વાક ક્યાંકજ કાઢીયે હમ હ પાવ કોનું ખરાબ થઈ ગયું હતું અને એવું હતું હ હ hotel વાળા hotel વાળા નોજ હોએ ને આમાં શું હ delivery તો એનું કામ કરે હ એટલે એતો order કરે એટલે ગમે ક્યાંક delivery કરી દે એવું હ હ હ home જ્યાં home હોએ delivery પર ત્યાં drop કર દે એવું

એવું અચ્છા

હ market માં આમાં જોઈએ તો એ agency નાખી હતી

અમ delivery પર થી આહ

હ બહું ઓછું થઈ ગયું અને સારું પણ એવું બધું શુધરી ગયું પેહલા કરતા એટલે મંગાયું શું ને સારું કહેવાય ને

food of spices હા એવું હોએ તો એવું હોએ તો કંઈક સબ્જી વબ્જી કંઈક order delivery કરશું મંગાવશું આમ delivery

હમ એ બિચારા job કરતા હોએ એમને થોડું બરોબર શું કેવું હાચી વાત ને હમ હમ અને મંગાવે પણ સારું અન સારું પણ આવે ઘરે બેઠા ને સારી સગવડ ને બધું મળે હ રાત હોએ કે દિવસ ગમ્મે તારે deliver કરો તો આવી જાએ અળધી રાતે પણ ચૌવીશ કલાક છે હ ચૌવીશ કલાક service પુરી પાડે આમ હા બ બન્ને જાણ

બહું સારું હ વેવઅસ્તિત હોએ છે ને મંગાયુંજ છેજ ને આપડે કેટલી વાર મંગાયું છે ને બધું ice cream છે પાવ ભાજી છે પછી pizza છે બહું બહું મંગાયું chinese આવું બધું કેટલું બધું મંગાયું હમ બોલવા જઇયે કે બહું ઓછું આમ હા હા બહું મંગાયું યાદ કર નારે

હા ઓલી agency છે પછી hotel ની agency ઈ બધાં અત્યાર ચાવ ચાલુ થઈ ગયું ખબર છે delivery ની હમ

હ નાનું પણ હ હ હમ delivery

બંને નું આઈ જાએ આઈ બંને નું અલગ અલગ નાની મોટી દુકાનો છે મોટે છે બધું બધું આવી જાએ ખાવાનું છે કી માની કી નાની મોટી બધી દુકાનો છે એવું બધુજ બધુજ આવી જાએ આમ અતિયારે અતિયારે તો બધાં ચા પણ બાર થી મંગાવે બોલો હ ચા કોફી છે નાસ્તો છે હા કેટલાક flavor માં આમ હા chocolate છે બધાં આવી જાએ chocolate છે orange flavor પછી apple નો છે mango કેટલાં flavor માં હોએ ઈલાયચી છે

હમ હમ હમ cold હોએ

ઉહ હા હવે પછી આ swiggy માંથી બધાં મંગાવે જાણે હવે bakery હોએ છે ને bakery bakery હા cake હા cake છે ને એ બધું ત્યાં fresh મલે એવું એટલે બધાં online delivery મંગાઈ લે એમ home delivery

કેટલાય જાત ના આવે આમ હ અત્યારે online અજ booking થાય છે burger છે ને એવું બધું હા

હા app ખોલો એટલે થઇ જાએ આમ ત્યાં ના ત્યાંજ હ કોઈ ભી hotel જો સારી હ ની હા નીચે quantity નાખેલી હોએ હા એને પર હોએ બધુ flavor ને આવું બધુ chinese હા કયું કયું હા શું શું હોએ હા શું શું use કરે છે ને એવું બધું આવે હા હા હા અને શું શું use કરે છે બધું food પાછળ એવું બધું હોએ અંદર detail હા

hotel લો છે હા એ બધે હા હા હા honest છે બધીજ બધે અત્યારે home delivery આપે બધીજ જગ્યા all હા already નાની દુકાન થી મળી ને બધે ત્યાં હા full packaging માં બધે delivery થઈ ગઈ છે home delivery

હમ ઓછું કર નાખિયું હા સાર close બ્લોઝ close બ્લોઝ ને એવું બધું કર પેરી હા પછી કરે હાચી વાત છે

હમ બધુજ ખર્ચા લે હા ત્યાં કશુ હતું ત્યારે એવું zomato થી હા હા બધું જો

swiggy છે, hotel વાળા છે ને બધાં હા ગળા માં મળે આગળ જાવા મળ્યા food packaging ને આવું બધું સારું કરવા મળ્યા, હા service charge ભી ઓછો કર નાખ્યું એના લીધે હા tissue paper હોએ એ બધું tap હોએ ને કાતર એ બધું હોએ food packaging ને આચાર ને salad ને બધું હોએ છે આમ આ કંઈક cold drink હા

છે ને હા હા સારી ચાલે ને નવ

આનંદ બુલાવે હાચી વાત છે, હા, હાચી વાત હા, અઇયા થી લોકો પચ્ચાસ પચ્ચાસ kilometer દૂર જાએ આમ જમવા માટે તો, સારું ખાવા માટે ને આવું બધું

કૌણ, હોવે, હોવે, તો કરી દઈએ ને, શું કરીયે બોલો , હા તમારે શું ખાવાનું બોલો